રાજસ્થાનના મેરતાન અઠયોતરમો પ્રશ્ન ચીપકો આંદોલન શેની સાથે સંબંધિત છે તેમા આવશે વન્સરક્ષણ સાથે ઑગણહએશીમો પ્રશ્ન હું સૂતો હોવ ત્યારે અવાજ કરશો નહિ

નીચેના માંથી કયા alphabet આવશે તો જવાબ આવશે option D એટલે કે abcd ત્યારપછી એ છે પછી ABCB ત્યાર પછી A બરાબર એટલે ABCD બંને ક્રમમા જ છે એકયાશીમો પ્રશ્ન To Hell with Hockey આ નામ ની આત્મકથા કોની છે તો તેમ જવાબ આવશે અશલમ શેરખાનની બેઆશીમો પ્રશ્ન સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ આ કેહવતનો અર્થ જણાવો

ચોર્યાશીમો પ્રશ્ન નીચે દર્શાવેલી કૃતિઓ પૈકી ઉર્દૂકવિ નાનાલાલ ની કૃતિ જણાવો તો આમાં નાનાલાલની કૃતિ કઈ છે વસંતોત્સવ જે છે એ નાનાલાલની કૃતિ છે